ઇન્દિરા ગાંધી ઇન્દીરા ગાંધી ભારત ના વડા પ્રધાન અને રાજકાર્ય હતા ઇન્દિરા ગાંધી ભારત દેશ ના પેહલા મહિલા વડા પ્રધાન છે વર્ષ ઓગણીસો છાછાત થી ઇઘ્નીશ સૌ સિત્તેર અને ઓઘ્નીશ સૌ એશી થી ચૌરાશી સુધી પંદર વર્ષ ભારત ના વડા પ્રધાન તરીકે સેવા આપી હતી ઇન્દિરા બીજા સૌ થી લાંબી સેવા આપતા વડા પ્રધાન બન્યા ઇન્દિરા ના દાદા મોતીલાલ નેહરુ રાષ્ટ્રીય વાદી હતા તેમના પિતા થી જવ્ર્હ્રલાલ નેહરુ ભારતીય સ્વનત્ર્ત્રા આગળ પડતા નેતા અને સ્વતંત્ર ભારતના પ્રધાન હતા ઇન્દિરા ઓઘ્નીશ સૌ પીત્ચાલીસ માં ઓક્ષ્ફોડ university થી કર્યા બાદ ભારતીય સ્વત્રંત્ર ચળવળ શામિલ થયી ગયા હતા વિશ્વ પચાસ ના દાયકા માં ઇન્દિરએ ભારત ના પ્રથમ વડા પ્રધાન સાથે જવાર્હારલાલ નેહરુ સાથે રહ્યી ને તેનું અમદાવાદ માં ભૂમિ અદા કરી થી ઇઘ્નીશ સૌ ચૌરાસી ઓઘ્નીશા સૌ ચૌશટ માં તેમના પિતા ના અવશાન બાદ ભારત ના રાષ્ટ્રીય પ્રતિ એ તરીકે ભુમિ અદા કરી હતી

શાસ્ત્રી જી ના અચાનક અવશાન બાદ ઇન્દિરાને વડા પ્રધાન બનાવા માં ત્યાર ની ભારતીય કોંગ્રેસ કોમ્મીતી ના પ્રમુખ એ રાજ્ય ની મુખ્ય ભૂમિકા હતી ઇન્દિરા એ થોડાક સમય માં ચુટણી જીતવાની અને લોકપ્રિયતા શમતા બતાવ માં આયી હતી તેને વધુ આર્થીક એને કશું ઉત્પાદન કે પ્રોસ્સાહન આપ્યું ઓઘ્નીશ સૌ ઈકોતેર માં પાકિસ્તાન સાથે ની લડાય માં નિર્ણાયક વિજય મેળવ્યો હતો ઓઘ્નીશ સૌ પંચોતેર માં ઇન્દિરાએ કતા કટા ની સ્થિતિ જાહિર કરી હતી પણ આ સમય જાહેર્રત માં પોતાની સત્પતા ના વધુ કરતા ઉપયોગ ના પરિણામ તેમને ત્રણ વર્ષ વિપક્ષ તરીકે ગાડી માં ભોગવવું પડ્યું હતું ઓઘ્નીશ સૌ એસી માં તેવો થી વડા પ્રધાન બન્યા તે પછી પંજાબ ના ભાગલા અંગે લોક સંઘર્ષ માં ઇન્દિરા સતત તેમના તેના અંત સ્વરૂપ ઓઘ્નીશ સૌ ચૌરસ્સી માં તેમનાજ અંગ રક્ષો એ તેમની હત્યા કરી ભારત માં બાળપણ ઓઘ્નીશ નવમ્બર ઓઘ્નીશા સૌ સિત્તેર ના પંડિત જવાર્હારલાલ નેહરુ અને કમલા નેહરુ ને ત્યાં

ગાંધી સમય માં મોતીલાલ નેહરુ અંતરિય રાષ્ટ્રીય કોંગ્રેસ ના સૌ થી હતા તેવો સામે ભારત ના ભવિષ્ય ના સરકારી તંત્ર અંગે લોકો ની કોશલ ધર્વાસે નેહરુ એહવાલ પણ હતા તેમના પિતા જવાર્હાલાલ નેહરુ ઉચ્ચ શિક્ષણ પામેલા બરીસ્ત્ર હતા

માત્રે ને માતા ની નિશ્વા માં એ પણ બીમાર અને નેહરુ વિમુખ હતા તથા પાસે રેહતા ઇન્દિરા માં મજબુત સંરક્ષણ હતું અને વ્યક્તિત્ક આસ લેવા માંગી પોતની ઉમર ના મિત્રો સહેલીયો સાથે બનવા માં પણ દાદા અને પિતા ના રાષ્ટ્રીય રાજ કરવા માં ઉભી થતી વિજયાલક્ષણ પંડિત તરીકે પોતાની સાથે પણ તેમને બનતું ન હતું અને આ નાબ્ન્દાએલા રાજકીય વિશ્વ ના પણ ચાલુ રહ્યું હતું તેમના પિતા એ પોતાની આત્મા કથા ટુવર્ડ ફ્રીડમ માં લખ્યું છે કે તે વિચારું જિન્દા હતા ત્યારે આવાજ જેમ છતી અને સરકારે તેમના પણ દંડ વસુલવા માટે ઘરમાં થી કરવા માટે લઇ જતી તેમના લખ્યું છે મારે ઇન્દિરા આ સતત ચાલતી દુખ થી અત્યંત નારાજ હતી અને તે પોતાની આ અખ્ત નારાજદો થી પોતાની પોલીસ સામે વિરોધ કરી ને સહત પણ કરતી હતી તેના કુમ્બ્ડા મન પર પડેલી આ છાપો તે ભવિષ્ય માં પોલીસ ના તે દ્રીશ્તીને પણ મોટા ભાગે અસર કરસે એવું મને ડર છે ઇન્દિરાએ નાના છોકરા છોકરાઓની એક વાનર સેના ઉભી કરી હતી ભારત ની સ્વન્ત્રા ચળવળ માં ત્યાનું નાનકડું પણ હોતું નહી તેના વિરોધ ધ્વજ લઇ ને કુચ કરતા તેમજ કોંગ્રેસ ના જ નેતાઓને સંવેદન શીલ અને પ્રતિબન્દિત સામગ્રીઓ પ્રકાશ નું વિતરણ કરવા માં મદદ કરતા ત્યાં નું બહુ જાણીતું કીસ્સું પોતાના પોતાની પિતા નું ઘર ક્યારે ઇન્દીરા એક મહ્વ્ત નું દસ્તાવેજ જેમાં રીસ ના દાયકા ના પુર્વંત માં દેનારા એક મહત્વ ના કામ થી કાર્ય પગલા ની રૂપ રેખા હતી પોતાના ના દફતર માં છુપાવી ને ભાહર દેહીઆવ્યા હતા તેવોએ તેમના ભણતર વિષે વાત કરી તો ઓઘ્નીશ સં છત્રી માં લાંબા સંઘર્ષ પછી તેમના માતા કમલા નેહરુ શ્રમ થયા એ વખતે ઇન્દિરા અઠાર વર્ષ ના હતા અને આમ કદી તેમને બાળપણ માં જીવન નસીબ નહી થયું દાયકા ના ઉત્ત્રધ્વા સોમાંર્વીલા કોલેજ ઓક્ષ્ફોડ university એન્ગ્લેન્ડ માં તેમના અભ્યાસ કાળ દરમિયાન તેવો લંડન સ્થિત સ્વન્ત્રા ની કરતા ક્રાંતિકારી ભારતીય લેખ ના બન્યા ઓઘ્નીશ સૌ ચાલીસ ના પુર્વાદ્વા જુના ના રૂપ માંથી સજા થવા માટે ઇન્દિરા એ ફેજલ એ ખાતે વિશ્રામ ઘર સમય વિતાવ્યો બાળપણ ની જેમ ત્યારે અપન પોતાની પિતા સાથે લાંબા પત્રો ઠગી દુરના અંતરે સંબંધ સાચવી રાખ્યું

મોહનદાસ ગાંધી સાથે કોઈ પ્રકાર ના સમ્ભ્ન્ધી ના હતાતેમને મળ્યા ભારત પાછા ફર્યા બાદ ફિરોજ ખાન થી નેહરુ પરિવાર ની ખાસ કરી ને ઇન્દિરા ના માતા કમલા નેહરુ અને ઇન્દિરા ની સમીપ આવતા ગયા તેમને માધા કમલા ની સેવા કરવાનું પણ હાથ જુતાવ્યું ઇન્દિરા અને ફિરોજ ખાન થી ભારત પાછા ફર્યા ત્યારે એક બીજા ના પ્રેમ માં હતા ડોક્ટર ની સલાહ છતાં પરણવા માટે મક્કમ હતા ફિરોજ નું ખુલ્લા પણ અને આત્મવિશ્વાસ ઇન્દિરા ને ગમતા હતા પોતાની દીકરી આપળે જલ્દી જાય તે બાબત નેહરુ ને પસંદ પડી નહી અને તેમને આ પ્રેમ સંબંધ મારવા માટે મહાત્મા ગાંધી ની મદદ માંગી પર પ્રેમ માં પડેલા ઇન્દિરા અનમ રહ્યા

ભારત છોડો છડો માં ભાગ લીધો જેમાં બન્ને ની ધાર પકડ થયી ભારત સ્વંત્ર થયી તે પહચી ફિરોજ ચુટની લડ્યા હતા અને ઉત્તર પ્રદેશ માં થી અને સત સ્ભ્ય્ય બન્યા રાજીવ ગાંધી અને સંજય ગાંધી એમ બે પુત્રો ના જન્મ પછી કોઈ સંઘર્ષ ના કારને આ દંપતી ઓગણીસૌ અત્થાવન સુધી એક બીજા થી અલગ એહ્તું હતું

ફિરોજ નું અવકાલ અવશાન થવા થી આ પ્રેમ લાંબા સમય સુધી ટકી સક્યો નહી ઓઘ્નીશ સૌ ઓગ્ન્સ સાય્ઠ અને ઓઘ્નીશ સૌ સાય્ઠ ના દરમિયાન

માં ઇન્દિરા ગાંધી નું ખાસું એવું યોગદાન છે સત્યાવીસ ને ઓઘ્નીશ સૌ ચૌશટ ના નેહરુ ની અવશાન થયું અને નવા પ્રધાન લાલ ભાહાદુર શાસ્ત્રી ની માન આપી ને ઇન્દિરા ચુટણી લડ્યા અને સરકાર માં જોડાયા તરતજ તેમને માહિતી અને પ્રસારણ મંત્રાલય ના પ્રધાન ની આવ્યા હિન્દી ને રાષ્ટ્રી ભાષા બનવા માં મુદ્દે હિન્દી ના બોલતા તમિલ નાડુ માં રાજ્ય માં ફાટી નીકળેલા તોફાન વખતે તેમને મદ્રાસ ની મદદ લીધી તેવોએ ત્યાં સરકાર ની અધ્કારીયો સાથે વાત કરી ત્યાં ના સામાજિક નેતાઓં ના ક્રોધ ને શાંત પાડ્યું અને નુકશાન પામેલા વિસ્તારો માં ગુના બંધ કામ ની કામ ગીરી નું નીરક્ક્ષણ કર્યું તેમની આ પેહેલ જોયી ને પોતે આ પ્રકાર ની પગડા ના લીધેલા હોવા હતી આજના સમાચાર પ્રમાણે જોઈએ તો સલામતી હોય તો છૂટાછેડા માટે છ મહિનાની પ્રતિજ્ઞા જરૂરી નથી લગ્નજીવન વેરવિખેર હોય ફરી એક થવાની શક્યતા જ ન હોય તેવા કેસમાં તાત્કાલિક છૂટાછેડા શક્ય છૂટાછેડા માટે family court માં જવાનું રહેશે પણ જે મામલા supreme court પહોંચ્યા હોય તો

નિર્દોષ જાહેર કર્યો અઠાર વર્ષની નોકરી બાકી હતી અને એક કરોડનું નુકસાન થયું હતું કેસ થયા બાદ પત્ની અને પુત્ર નો સાથ પણ ન મળ્યો. ગ્રાહક ને બદનામી વહોરવી પડી હતી બીજા સમાચાર છેલ્લા બે મહિનામાં અમેરિકાના મધ્યમ કદની ત્રીજી bank નિષ્ફળ જીઈપી મોર્ગન જેસે નાણાકીય કટોકટી ગ્રસ્ત first republic

માત્ર ચોસઠ કરોડ dollar થઈ ગયું છે bank કાચી પડતા અમેરિકન deposit વીમા company ને તેર અબજ dollar નો ફટકો પડશે કર્ણાટકમાં ભાજપ ની રેવડી મફત cylinder નું વચન આપે છે આ પછી બીજા મુખ્ય સમાચાર મંદીમાં ગુજરાતની textile industry ના

તેસઠ માં જન્મદિવસે શાનદાર ઉજવણી અથાણું કરોડના ખર્ચે ચાર સો બાવીસ કામોનું રોકાણ પણ એ સો બાસઠ કરોડના ખર્ચે તેવીસ કામોનું ખાતમુરત અને બાણું કરોડના ખર્ચે આઠ ગામોનું ભૂમિ પૂજન આથી બીજા સમાચાર દુષ્કર્મ પીડીતા ને પચીસ સત્તાના સત્કાર માટે આખરે મંજૂરી મળી બીજા સમાચાર આજે મુખ્ય સચોટ રાજકુમાર સાથે રાજ્યના કલેકટરો ની બેઠક છે જિલ્લાના વિવિધ કામોની સ્થિતિ જંત્રીના વધારા સાથે કરવામાં આવે છે રાજસ્થાનમાં જંત્રી દરો મા બમણા વધારાના નિર્ણય પ્રકારની થી સરકાર માં નોધી છે તેજસ્વીય વિરુદ્ધ inquiry ફેંસલો આઠમી એ રાખવામાં આવશે આ સાથે બીજા news પોલીસ SRP માં હજારો ખાલી જગ્યા ખાલી છે HC માં અપાયેલા data એ સરકાર ની પોલ ખોલી

Creationcommity નું નિર્માણ municipality હસ્તક ના સ્નાનાગર મ swimming શીખવા એક મહિનાના રૂપિયા આઠ સો ફી રાખવામાં આવી હતી અને હાલમાં છે આ બધા news વાંચીને જ્યારે ખબર પડે છે કે રસ્તે જતા હાલતા ચાલતા દવાનો કાચો માલ બદલે company સાથે એક કરોડથી વધુ ની ઠગાઈ કરવામાં આવી તો કરોડોની ઠગાઈ તો થઈ ગઈ પણ હાલમાં આંબાવાડી MBCevanue માં આવેલી company ચીનથી આવેલી હતી જ્યારે આને જોતા

માલિક સામે ગુનો જ્યારે river front ઉપર બાળકોને vehicle ચલાવવામાં આપતા હોવાથી અને પિતાશ્રી એના vehicle ચલાવવામાં ચાવી લઈને છોકરો જતો રહ્યો ત્યારબાદ અને ચાવી લઈને જતો તો રહ્યો પણ એના પછી એને licence ન હોવાથી એના parents એટલે કે પિતાજીને પુરી દેવામાં આવ્યા છે આ સાથે અલગ અલગ રીતે ઘણા બધામાં આપણે જોવા મળતા અલગ અલગ રૂપે આ બધામાંથી news મુજબ બધાના અલગ અલગ જિલ્લામાં અલગ અલગ રીતે ફાળવવામાં આવે છે

આબોહવા મુજબ જોવામાં આવે છે કે ચોમાસુ પણ આવી ગયું છે ઉનાળો પણ આવી ગયો છે ઠંડી એટલે કે શિયાળો પણ આવી ગયો છે તો આને ઉકેલ માટે કોઈ નક્કી હવામાન કહેતું

ડમી કાંડ બાબતે યુવરાજસિંહ સરકારી પરીક્ષામાં ગેરરીતી જાહેર નહીં કરવાની પણ કટકી કરતા હતા યુવરાજસિંહના રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે કરાયો હતો વાતાવરણ આટલા કરોડનું એટલે કે આંઠ કરોડનું બિલ બાકી સ્થિતિ તાંડ બનવામાં આવ્યો આ સાથે બીજા સમાચાર CPS મુંબઈના

જપત કરી સળીયાને ખરીદી કરવા આવનાર યુવકની ધરપકડ પણ કરવામાં આવી છે આ સાથે બીજા news જાહેર કરવામાં આવ્યા

Loan સામે ત્રણ હજારની રકમ ગુમાવે બાદ ફરિયાદ કરતા ટોકીને પાંચ કરોડની રકમ ઝડપાયા આ સાથે double seasson માં ગંભીર તાવના કેસમાં ચુંમોતેર ટકા નો વધારો થયો છે એપ્રિલમાં ગંભીર તાવના કુલ કેસ અને એને લગતી અઠારસો સાથે ઓગન્તીસ ટકા નો વધારો ગરમી બીમારીના કારણે વરસાદના કારણે એવા અલગ અલગ રીતે ઘણા બધાથી આ અનુભવવામાં આવે છે સગીરાને સળગાવી મૂકવાનું પ્રયાસમાં મોલાને પાંચ વર્ષનો કેદ થઈ છે sub register કચેરી માંથી હવે બોજનું પ્રમાણપત્ર online જ મળશે નોંધણી થયેલા દસ્તાવેજ computer wise record પરથી અહીંયા થી ભરી અરજદારોએ પ્રમાણપત્ર download કરી લેવાનુ રહેશે

પણ બીજા news અત્યારે જાહેર નિધિ પ્રમાણે જોવામાં આવે નોકરી તો હવે ગુજરાત સરકાર કે કેન્દ્રશાસિત તરફથી ઘણા બધા લોકો તરફથી નોકરી અત્યારે ખાલી આપવામાં આવે છે અને નવી નવી જોબ પણ ઘણી અત્યારે હાલમાં છે તો આ સાથે બીજા news ભારત પરથી વિપરીત ચીનમાં ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિ સંકોચાઈ દેશનો એપ્રિલ નો ઉત્પાદન ક્ષેત્રનું EMI હતી સતાવન point ચાર ટકા સાથે ચાર મહિનાની ટોચે છે ચીનમાં આર્થિક recovery ટકાવવાનું પડકાર્યો આથી અર્થતંત્ર ચાલુક્ય નાણાકીય વર્ષમાં છ point પાંચ ટકા ના દરેક વૃદ્ધિ કરાશે સરકારના પગલે two wheeler ના વેચાણ પર એપ્રિલમાં જોવા મળેલી અસર એટલે કે હાલમાં ધાર્યા કરતાં પણ ઘણી બધી વસ્તુઓ રીતે જોવામાં આવે તો વધારો ખૂબ જ vehicle મા આવી ગયો છે electric vehicle પ્રમાણે ધોરણના પગલે લઈને company ઓ મુજબ અલગ અલગ રીતે

વિશ્વ બજારમાં સોના ચાંદીમાં અચાનક ઉછાળાથી સ્થાનિક માં પણ ભાવ ઉચકાયો છે વિદેશ portfolio રોકાણકારોની ક્ષેત્રમાં આંઠ લાખ કરોડ એટલે કે બાર કરોડ છસો ને વીસ કરોડ નું વેચાણ કરવામાં આવ્યું હતું રેલ વિકાસ નિગમની નવરત્નનો દરજ્જો આપવામાં આવશે reuse finance bank માં નફો તેવીશ ટકા નો વધી ગયો છે એટલે bank નું પણ સારામાં સારું અત્યારે જોવામાં આવે તો હાલમાં અલગ અલગ રીતે ખુબજ ફાયદા કારક નીવડે છે